તમારે તો ઘરનું tractor હશે ને?

અત્યરે તો પણ બહાર ના tractor મજૂરી પણ વધી વધુ છે તમને એમાં તકલીફ તો પડતી હશે. હા હમણાં છેલ્લા બે ત્રણ વર્ષમાં તો આહ ભાવ બહુ વધી ગયા છે. tractor ના. હા petrol, diesel બધું મોંઘુ થઇ ગયુ છે એટલે મને એવુ લાગ્યું કે તમે પણ tractor ના ભાવ પણ જાજા હશે. હા વિચારીએ છે કે હવે ઘરનું tractor વસાવી લઈએ આ મોંઘવારી વધતી જોઈને છે અમ સરસ તમે ખેતીમાં તમે કઈ રીતે બધું ઉત્પાદન આપો છો દવા ટાઇમે ટાઇમે દવાનો છંકાવ કરો છો ખાતર આપો છો? તે બધુ regular કરતા હશોને તમે?

હા એ પણ બરાબર છે કેમ કે તમને વધુ એમાં interest નથી.

તમે organic ખાતરનો પણ use હશો ને. કેમ કે તમારે બળદગાડું છે તો બળદને એના કારણે તમે organic હા organic ખાતર પણ લઈએ. અને પછી sulphur ને એવુ પણ નાખીએ છીએ. કારણ કે આખા ખેતરમાં તો organic ખાતર પુરુ ના થાય એટલે ભેળસેળવાળું નાખીએ છીએ.

અમે organic જેવું કરી નથી શકતા અમારે tractor છે. એટલે અમારે ઓલુજ ખાતર નાખવું પડે છે. urea ને એવુ બધુ તો તમારે ઘણા સારા એવા ફાયદા થતા હશે જમીનમાં. હા એનો ફાયદો તો ઘણો થાય છે. જેમ પહેલા જમાનામાં તો બધા organic ખાતરનો જ વપરાશ કરતા.

અત્યારે આપણે સારુ છે આપણે ખેડુતોના દીકરા દીકરા છીએ એટલે કેમ કે આપણે બધી વસ્તુ organic ખાવા મળે છે. શાકભાજી ગમે તે વસ્તુ અને આપણે કોઈ પણ વાડીએ જઈએ તો આપણું મગજ શાન્ત શાન્ત થઇ જાય વાતવરણ ના કારણે થઇ જાય.

હા ગામડામાં રેવાની માજા તો સાચે જ બહુ આવે. ત્યા વાતાવર્ણ એકદમ શુદ્ધ હોય છે. પ્રદુષણ બહુ હોતુ નથી. અને જયારે શેહરમાં જોવા જઈએ તો એટલા બધા વાહનો ચાલતા હોય છે. એના કારણે બહુ પ્રદુષણ હોય છે. અને ગરમી પણ બહુ વધારે પડે છે. અને અમુક મોટા મોટા શહેરોમાં જેમકે દિલ્હી છે. એવા શેહરોમાં તો પ્રદુષણના કારણે શ્વાસ લેવામાં પણ માણસોને તકલીફ પડે છે હા એટલે જ આપણે જમીન છે તો બહુ સારું છે એક રીતે. આપણે ગમે ત્યારે આમ મગજ શાંત કરવા માટે આપણે ગામડે જઈએ શકીએ છીએ. અને આપણે વધુ સારુ લાગે છે. ગામડાના વાતાવરણમાં city ના વાતાવરણ કરતા જેમ city માં રાહુ છુ તો મને ગામડે ક્યારેક રજાના દિવસે તો મને ગામડે વધુ સારુ લાગે છે. કે વાડીએ જવું બધું. વાતચીત કરું બધુ જોવુ પાકકઈ રીતે છે શું છે તો મને વધુ ત્યાં મજા આવે છેખેતી કરતા. તો પછી તમને ખેતી કરવી વધારે ગમશે કે નોકરી કરવી? actually મને તોખેતી કરવી જ સારી લાગે છે. પણ અત્યારેના જમાના પ્રમાણે અત્યારે ખેતીની નો ઓછો બધા રસ ધરાવે છે. બધા ઘરેથી મને ના પાડે છે કે તું ખેતીમાં ના આવ. એ જ કારણે મારે job કરવી પડે છે ને job કરુ છુ પણ મને ખેતીમાં વધુ રસ છે. કેમ કે એમાં નવા નવા ઉત્પાદન લઈએ આવીએ તો દર વર્ષે તો આપણે એમાં ઘણી બધી એવી સારી અવાક મળી રહે અને ઘણા આપણી જમીનમાં technology ખેતી પણ રહી છે. તો એમા વધુ ફાયદા છે કે આપણે Solar panel થી કરી શકીએ original organic ખાતર बिना વગર પાણીએ વગર જમીને પણ આપણે ખેતી કરી શકીએ છીએ. એવા બધા ઘણા નવા નવા સંશોધનો આવી ગયા છે તો મને બધામાં રસ છે. મારો future એવો પણ છે કે ભવિષ્યમાં કે હું પણ ખેતી કરું અને કંઈક અલગ કરું ખેતીમાં. આપણે કપાસને, મંડાવી એવું દર વર્ષે વાવીએ જ છીએ. કેમ કે આમ કંઈક અલગ વાવીએ તો શું આપણે profit મળે શું ફાયદા થાય શું ગેરફાયદા તો અમારે વધારે વધુ અલગ અલગ એવો મારો વિચાર છે. તેને કારણે હું મારા પપ્પાને પણ કહું છું કે તમે દર વર્ષે અલગ અલગ પાક બદલાવો.

પણ ભવિષ્યમાં જોઇએ તો કોઇ લાગ્તુ નથી કે આ પેઢી માંથી કોઇ ખેતી કરે એવુ છે. એટલે પછી ભવિષ્યમાં કોઈકને તો ખેતી કરવી જ પડશે. હા એટલે જ job કરતા ખેતી માં કે એમાં સારુ છે. આપણે એમાં જો સારી રીતે ખેતી કરીએ. દર વર્ષે નવા નવા technology પ્રમાણે આપણે ખેતી કરતા રહીએ એમા ઘણા બધા આપણે ફાયદા છે તો આપણે વધારે માં વધારે સારું કરીએ job કરતા અત્યારે આપણે ખેતીમાં સારુ છે. એટલે મારા વિચાર તો એવા જ છે કે જે મારો અભ્યાસ પૂરો થઇ જાય પછી હુ છે ને ખેતીમાં નવા નવા કંઈક અલગ અલગ નવા machine લઇ આવું અને ઉત્પાદન લઇ આવું અને નવું ઘણું change કરું જેથી કરી આપણે રોજે ભાઈઓ બધાને ઘણો સારો એવો profit મળે. અને ઘણા સારા કામમાં બધે ઓજારો છે અને કોઈ ઉત્પાદન એવી વગર પાણી ઓછા પાણીએ જે થઇ શકે અને સારૃં એવું profit મળે. એવી એવા મારા વિચાર છે. એટલે હું આગળ ખેતીમાં એવું કરું. હમ બરાબર છે તો તમારે ચોક્કસ પણે આ બધું કરવું જ જોઈએ. ના મારો ખેતીમાં જ વિચાર છે કે હું ખેતી જ કરીશ future માં તો. તો પછી તમારે આ વર્ષે શું ભાવ આવેલો છે? આ વર્ષે કપાસના તો અમારે રૂપિયા આવેલા છે. અને મંડાવી બારસો તેરસો રૂપિયામાં ગયેલી છે એટલે મંડાવીનો એટલે બે વસ્તુ ત્યાં થઇ છે. ભાવ સારા એવા મળ્યા છે આમ તો એક રીતે જોઈએ તો અને એક રીતે જોઇએ તો આપણે સારા એવા છે નહિ આપણે જેટલી મેહનત કરેલી છે એ પ્રમાણે આપણે ભાવ એટલા લગભગ એટલા મળ્યા નથી. એક રીતે સારા છે તો આગલા વર્ષ કરતા અત્યારે આ વર્ષે ભાવ સારા અમને મળેલા છે. હમ બરાબર છે. હા ગયા વર્ષે તો કઈ બહુ ભાવ હતા જ નહિ. હમ આ વર્ષે સારા એવા ભાવ થયેલા છે. આ વર્ષે બગાળ પણ ઓછો નીકળ્યો છે. ગયા વર્ષે તો આપણે કપાસમાં માંડવીમાં ઈયળ ને એવું પડી ગયા હતા. આ વર્ષે ઘણા બિયારણના change ના કારણે ઈયળ ને બધું ઓછું થઇ ગયું છે બગાળ. આ વર્ષે અમને સારો એવો profit મળ્યું થઇ જશે કે આ વર્ષે આમ કપાસ વાવ્યો અને કપાસ છે. તમારે કેવું ઉત્પાદન આ વર્ષે રહ્યું? હા આ વખતે એક આશરે પાંચસો છસો મણ જેવો કપાસ થશે. હમ તો તો સારું. તમારે કેટલા વીઘા જમીન છે? અમારે ત્રીસ વીઘા. આહ સરસ તો તમને ઘણું એવું સારુ એવું મળતું હશે. હા ઉત્પાદન તો સારુ એવુ છે. પણ અમારી જમીન થોડી નબળી ખરી એટલે. બઉ એટલું બધું કઈ ફાયદો થતો નહિ એમ.

એમા નાખીને તમે સારું એવું તો લઇ શકો છો. તમારા પપ્પા સાથે વાત કરીને. તમારા પપ્પાને ખબર જ હશે. દરરોજ આપણે નવો નવો કાપ અને ખાતર નાખત રહીએ તો એમાંથી તમારી જમીનની ગુણવત્તા વધતી રહે. અને સારુ ઉત્પાદન દર વર્ષે મળે. મારો એવો વિચાર છે કે જેમા દર વર્ષે આપણે ખાતરનું time એ time એ regular નાખતા રહીએ. તો આપણે સારા એવા profit મળતા રહે દર વર્ષે. જમીન નબળી હોય તો તેને સારી એવી ગુણવત્તા મળે. અમ બરાબર છે. મારી એવી ઇચ્છા છે કે હું એક વાર તમને રૂબરૂ માં મળું ને તમારી પાસેથી સારા એવા નુશકાઓ લઉં ખેતી માટે.

શું નહિ કઈ રીતે ખેતી કરવી તો આપણે ગમે તેવી ઓછી ગુણવત્તાવાળી જમીન હોય તો પણ આપણે સારી એવી અવાક કરી શકીએ છીએ. કેવી રીતે કરી શકીએ તમારા પપ્પાને વાત કરજો કેવી રીતે તેની ગુણવત્તા વધારવી? તમને કેમ કે વધુ ખબર છે કેમ કે ભણેલા છો એટલે. અત્યારે online બધું મળે જ છે કે કઈ રીતે ખેતી કરવી? કેવી રીતે online ખેતી કરવી. કે કેવું વન્ય ખેતી કરવી કે ઉપર ખેતી કરવી. તે તમારા પપ્પાને જણાવજો અને તમે જેમ બને એમ દર વર્ષે પાક change કરતા રેહજો. જેના કારણે સારું એવું ઉત્પાદન મળે અને જમીનની ગુણવત્તા પણ વધતી રહે. હા ચોક્કસપણે તમારી કહેલી વાતમાં હું અમલ લાવીશ.

હા આપણે ચોક્કસ પણે એકવાર મળીશું. હા ચોક્કસ ચાલો કોઈક દિવસ મળીશું આભાર.

રોજિંદા જીવનમાં સૌ કોઈ અનુભવે છે. જેમ આજે single રૂપિયા વડે લગભગ કશું જ ખરીદી શકાતું નથી. આઝાદી વખતે રૂપિયાની જે ખરીદશક્તિ ગણાતી તેની સરખામણી આજે લગભગ કઈ જ નથી. માનો માની શકું કે ninety forty માં એક જ રૂપિયા વાળી બે point પાંચ લિટર પેટ્રોલ ચાર કિલો, ઘઉં વગેરે એક point પાંચ કિલોગ્રામ ચોખા ખરીદી શકતા હતા.

eighteen sixty one માં અમ કડાયેલા cucurrency માં bank of india RBI દેશના

serviceable નો અર્થ એ છે કે ચલણી નોટનું સ્વરૂપ હિસાબ ચૂકવનારને તેમજ હિસાબ વસૂલ કરનારને પણ સ્વીકાર્ય હોવું જોઈએ. તો તે સ્વીકારવામાં બને.

પરિણામ એ આવ કે રૂપિયા એક અને રૂપિયા પાંચની સરેરાશ currency note નું આયુષ્ય ઘટીને માંડ છ થી નવ મહિના જેટલું રહ્યું nineteen ninety માં દાયકામાં ચલણ પહેલામાં આવી નોટનું પ્રમાણ sixty nine પ્રકાર જેટલું થઈ ગયું હતું. નવી છપાયેલી નોટ જોત જોતા માં મેલી અને જર્જરીત બની જાય એટલે રિઝર્વ બેન્ક એ દર વર્ષે ચારસો કરોડ નોટો પાછી ખેંચીને એટલી જ બીજી નોટો છપાવવાનો ખર્ચ કરવો પડતો હતો. આ રીતે વારંવાર કરવાનો ખર્ચો બેંક કે ચલણી નોટો print કરવા નો ખર્ચો તેમને, છપાયેલી નોટોને zero point ત્રણ ટકા થી સાત ટકા જેટલું હોતું હોય છે. રીતે એક ની નોટનું printing code જ્યારે તેની છાપેલા મૂલ્યો કરતા વધી ગયો ત્યારે ઓગણીસો ચુમાંલીસ ચોરાણું માં RBI reserve bank of india એ એવો નિર્ણય લીધો એક નોટનું મુદ્રણ બંધ કરી દેવું. માર્ચ nineteen ninety four માં રૂપિયાની નોટ છેલ્લે મુદ્રણ થઈ

પેહલા RBI serculas માં મૂકી તેનું માપ

લાકડાના માવાનું નો એ પણ linen અને cotton વડે તૈયાર કરાતું એક આગળ જે તે દેશની સરકાર જ ખરીદી શકે છે. કોટન વડે તૈયાર કરેલા એક આગળ જે તે દેશની સરકાર જ કરી શકે છે. Printing માટે વપરાતા સાદા પેપર તે ઘણી રીતે જુદો હોય છે. Print થાય એવા security paper જરૂરી એટલો જ નહીં પણ છાપકામ વખતે આપઆપતું અડધો કરી નાખે છે. પરિણામે તે કરકરો બને છે જ્યારે સાદો કાગળ લૂલો હોય છે. security paper માં કદના લાલ અને ભૂરા રેશા તેડી લેવામાં આવે છે. એક ની નવી ચલણી નોટ ની મૂળભૂત design અગાઉ રૂપિયા એક ની કિંમત કરતા

આવું છાપવાનું પુષ્કળ ખર્ચાળ છે. અત્યારે ચરણમાં ફરતી રૂપિયા હજાર, રૂપિયા પાંચસો, રૂપિયા સો, રૂપિયા પચાસ, રૂપિયા વીસ, અને દસ ની નોટ પાછળ રિઝર્વ બેંકે અનુક્રમે બે point છન્નું, બે point ઓગણેસી, બે point એક point આથીયાવીસ, એક point તેર રૂપિયા, એક point નવ્વાણુ અને point પંચોતેર ખર્ચ વધવો પડે છે. બીજી તરફ રૂપિયા એટલે દરેક brand value note પાછળ રૂપિયા એક point ચૌદ ખર્ચાઈ જાય છે. Reserve bank છતાં પણ રૂપિયા એકની નોટો છાપી રહી છે. કેમકે પરચુરણની આપણે ત્યાં ભારે અછત છે. ધાતુ ના સિક્કા ની એટલી બધી માંગ છે કે ભારતની માંગને પહોંચી વળતી નથી. રૂપિયાની નવી નોટો સિક્કાની માંગણી થોડી હળવી કરી આપે એ દેખીતું છે. નવી પેઢી વ્યક્તિત્વ પ્રચાર કરવાનો હો હોતું હે એક ઓગસ્ટ eighteen not બુદ્ધિશાળી બાળકો માટે magazine તરીકે શરૂ કરાયેલા સફારીને ચાલુ મહિના thirty five વર્ષ પૂરા થઈ થાય છે. કોઈપણ સામાયિક માટે પાત્રીસ વર્ષનો પ્રકાશન ગાળો નાનો સુનો ન ગણાય અને જ્ઞાન વિજ્ઞાનના સામાયિકો માટે તો લગીરે નહીં. આનું કારણ છે. ફિલ્મ, fashion, મનોરંજન, અમ social, political, વ્યાપાર વગેરે જેવા વિષયોનું રસ ધરાવતા વિશાળ વરચલ મૂળ તુલસીની જ્ઞાન વિજ્ઞાનમાં રુચિ ધરાવતા વાંચકીજિ સંકરણ માલવડી છે. પરિણામે એ વિષયને લાગતી જ માહિતી પીરસ્તા magazine એ સીમિત વાંચગણ વડે સંતોષ માનવો પડે છે આ સંદર્ભે સફારીનું પાત્રીસ વર્ષ પહેલા સફારીનુ અવતરણ એવા માલમાં થયું કે જે જ્ઞાન વિજ્ઞાન શબ્દ જેવી નવી પેઢી માટે અજાણ્યો હતો. general knowledge નું મહત્વ આજે એટલું ત્યારે ન હતું. બાકી રાજા રાણીની વાર્તાઓ વાંચીને નવી પેઢી મોટી થઈ હતી. પરિણામે સફારીએ પોતાના વાંચગણ વખત આવ્યો. આ પડકારરૂપ કાર્યમાં ઘણા વર્ષો નીકળી ગયા દરમ્યાન પૂરતા વાચકોના અભાવે સફારીનું પ્રકાશન આર્થિક કારણ બન્યો. અને એકાદ બે નહીં કુલ પાંચ વખત પ્રકાશન બંધ કરવાનો વારો આવ્યો હતો. બળીને રાખ થઈ પછી ટૂન અવતારના યશ દંતકથાની અક્ષીની માપક સ

વાંચગણ જાતે ઉભો કરવાનો સંઘર્ષ સફારી માટે આજે પણ ચાલુ છે. કેમકે જ્ઞાન વિજ્ઞાનની સામગ્રીમાં રસ ધરાવનાર વાચકોની સંખ્યા આજે પણ મર્યાદિત છે. એકવીસ મી સદી ભલે જ્ઞાનની સદી હોય પણ knowledge નું મહત્વ તો પહેલા કરતા વધારે વધ્યું છે. તો એ છે કે વિજ્ઞાન પતવા પ્રત્યે સર્વે ભારતીયોનો અભિગમ હજુ પણ શ્રુ સૂષ્ઠ છે. આવા જોકે તેમનો કોઈ વાંક નથી દોષ હોય તો પણ આપણે શિક્ષણ જેને માટે અભ્યાસક્રમ બહારના તમામ વિશ્વ વર્જિત છે. પાઠ્યપુસ્તક બહારના ઇતરવાચનને વગેરે અવકાશ નથી. સામાન્ય જ્ઞાનથી વંચિત રહી રહી જવા પામતી નવી પેઢીમાં તો પછી Scientific temperament વૈજ્ઞાનિક અભિગમ માટે દૂર કરવામાં આવી રહ્યો છે.